હેલો
ક્ટર્ટલ માં કન્ટ્રોલ એક્ઝિક્યુશન પરના આ ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે શીખીશું વ્હાઇલ લૂપ અને ફોર લૂપ આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઉબુન્ટુ લીનક્સ ઓએસ આવૃત્તિ 1204 અને ક્ટર્ટલ આવૃત્તિ
081 બીટાનો ઉપયોગ કરી રહ્યી છું છે
હું ધારું છું કે તમને ક્ટર્ટલ સાથે કામ કરવા માટેનું મૂળભૂત જ્ઞાન છે
જો નહિં તો સંબંધિત ટ્યુટોરિયલ્સ માટે અમારી વેબસાઇટ httpspoken tutorialorg જુઓ
ચાલો નવી ક્ટર્ટલ એપ્લિકેશન ખોલીએ
દશ હોમ ઉપર ક્લિક કરો
સર્ચબારમાં ક્ટર્ટલ ટાઇપ કરો
ઓપ્શન ઉપર ક્લિક કરો
ક્ટર્ટલ એપ્લીકેશન ખુલે છે
ચાલો હું પ્રથમ કન્ટ્રોલ એકઝીક્યુશન શું છે તે વિષે સમજાવું
કન્ટ્રોલ એકઝીક્યુશન એ પ્રોગ્રામનો ફ્લો નિયંત્રિત કરે છે
પ્રોગ્રામ એકઝીક્યુશન કન્ટ્રોલ કરવા માટે વિવિધ કન્ડીશનનો વપરાય છે
લૂપ કોઈ ચોક્કસ કન્ડીશન સાચી થાય ત્યાં સુધી વારંવાર ચલાવવામાં આવતો કોડ બ્લોક છે
ઉદાહરણ તરીકે વ્હાઇલ લૂપ અને ફોર લૂપ ચાલો વ્હાઇલ લુપ સાથે ટ્યુટોરીયલ શરૂ કરીએ વ્હાઇલ લુપમાં લૂપની અંદર આવેલ કોડ પુનરાવર્તન થશે જ્યાં સુધી બોલિયન ની વેલ્યુ ફળસે થાય
ચાલો હું વ્હાઇલ લુપનું સ્ટ્રક્ચર સમજાવું
વ્હાઇલ લુપ કન્ડીશન કંઈક કરો લુપ ઇન્ક્રીમેન્ટ વેરિયેબલ સાથે મારી પાસે ટેક્સ્ટ એડિટરમાં પહેલેથી જ કોડ છે
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ પેસ્ટ કરો
પ્રોગ્રામ ટાઇપ કરીને પછી ટ્યુટોરીયલ ફરી શરૂ કરો ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે
હું કોડ સમજાવીશ
સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
આનો અર્થ છે જયારે પ્રોગ્રામ રન થશે ત્યારે આ વાક્ય રન કરવામાં આવશે નહીં
રિસેટ કમાન્ડ ટર્ટલને તેના મૂળભૂત સ્થાન પર સુયોજિત કરે છે
x0 એક્સ વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે
પ્રોગ્રામમાં મેસેજ બે અવતરણચિહ્નો ની અંદર મેસેજ કીવર્ડ પછી આપવામાં આવે છે મેસેજ કમાંડ ઈનપુટ તરીકે સ્ટ્રીંગ લે છે
તે સ્ટ્રિંગમાંથી ટેક્સ્ટ સમાવતું પોપ અપ સંવાદ બોક્સ દેખાય છે
વ્હાઇલ x30 વ્હાઇલ કન્ડીશન તપાસે છે
xx3 x વેરિયેબલની વેલ્યુ 3 થી વધારે છે
ફોન્ટસાઇઝ 15 પ્રિન્ટ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
ફોન્ટસાઇઝ નંબર તરીકે ઇનપુટ લે છે જે પિક્સેલ્સ માં સુયોજિત છે
ફોરવર્ડ 20 ટર્ટલ ને કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસવા માટે કહે છે
પ્રિન્ટ x કેનવાસ ઉપર વેરિયેબલ એક્સ ની વેલ્યુ પ્રદર્શિત કરે છે
પ્રોગ્રામ રન કરવા માટે રન બટન પર ક્લિક કરો
મેસેજ સંવાદ બોક્સ દેખાય છે
ઓક પર ક્લિક કરો
3 થી 30 સુધી 3 ના ગુણાંક કેનવાસ પર પ્રદર્શિત થાય છે
ટર્ટલ કેનવાસ ઉપર 20 પગલા આગળ ખસે છે
આગામી ચાલો ફોર લુપ સાથે કામ કરીએ
ફોર લુપ કાઉન્ટિંગ લૂપ છે
દરેક સમયે ફોર લૂપ અંદરનો કોડ એકઝીક્યુટ થાય છે વેરિયેબલ વેલ્યુ વધે છે જ્યાં સુધી તે અંતિમ વેલ્યુ સુધી પહોંચે છે
ચાલો હું ફોર લુપનું સ્ટ્રક્ચર સમજાવું
ફોર વેરિયેબલ શરૂઆતનો નમ્બર ટીઓ અંતિમ નમ્બર સ્ટેટમેન્ટ ચાલો હું વર્તમાન પ્રોગ્રામ રદ કરું
ચાલો કેનવાસ સાફ કરવા માટે હું ક્લિયર કમાન્ડ ટાઇપ કરી રન કરું
હું ટેક્સ્ટ એડિટરમાંથી કોડ કૉપિ કરીશ અને ક્ટર્ટલ એડિટરમાં પેસ્ટ કરીશ
ટ્યુટોરીયલ અટકાવો અને ક્ટર્ટલ એડિટર માં પ્રોગ્રામ ટાઇપ કરો
પ્રોગ્રામ ટાઇપ કર્યા બાદ ટ્યુટોરીયલ ફરી શરૂ કરો ચાલો હું પ્રોગ્રામ ટેક્સ્ટને ઝૂમ કરું તે સંભવતઃ થોડું અસ્પષ્ટ હોઈ શકે છે
હું કોડ સમજાવીશ
હેશ સાઇન તે પછી લખેલ લીટીને કમેન્ટ કરે છે
રિસેટ કમાન્ડ ટર્ટલને તેની મૂળભૂત સ્થિતિમાં સુયોજિત કરે છે
r0 આર વેરિયેબલની વેલ્યુ શૂન્યથી ઇનીશ્યલાઈઝ કરે છે
ફોર x 1 ટીઓ 15 ફોર કન્ડીશન 1 થી 15 સુધી તપાસે છે
rxએક્સ12 આર વેરિયેબલની વેલ્યુની ગણતરી કરે છે
ફોન્ટસાઇઝ 18 પ્રિન્ટ કમાંડ દ્વારા વપરાતા ફોન્ટનું માપ સુયોજિત કરે છે
પ્રિન્ટ r કેનવાસ ઉપર વેરિયેબલ આર ની વેલ્યુ પ્રદર્શિત કરે છે
ફોરવર્ડ 15 ટર્ટલ ને કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસવા માટે કહે છે
ગો 10250 ટર્ટલને 10 પિક્સેલ્સ કેનવાસની ડાબી તરફથી અને 250 પિક્સેલ્સ કેનવાસની ઉપરની તરફથી જવા માટે કહે છે
ટર્ટલ કોઇ પણ સમય ગેપ વગર બધા પ્રિન્ટ કમાન્ડો દર્શાવે છે
વેઇટ 2 કમાન્ડ ટર્ટલને આગામી આદેશ એકઝીક્યુટ કરવા પહેલા 2 સેકન્ડો માટે રાહ જોવા માટે કહે છે
પ્રિન્ટ કમાન્ડ બે અવતરણચિહ્નો ની અંદર દર્શાવેલ સ્ટ્રીંગ અને વેરિયેબલ આર પણ દર્શાવે છે
પ્રોગ્રામ રન કરવા માટે રન બટન પર ક્લિક કરો
પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી અને પ્રથમ 15 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેનવાસ પર પ્રદર્શિત થાય છે
ટર્ટલ કેનવાસ ઉપર 15 પગલા આગળ ખસે છે
અહીં આ ટ્યુટોરીયલ સમાપ્ત થાય છે
સારાંશ માટે આ ટ્યુટોરીયલમાં આપણે વ્હાઇલ લૂપ અને ફોર લૂપનો ઉપયોગ કરતા શીખ્યા
એસાઈનમેન્ટ તરીકે હું ઈચ્છીશ કે તમે નીચે આપેલ માટે પ્રોગ્રામ લખો વ્હાઇલ લૂપની મદદથી 2 ના ગુણાંક શોધો
ફોર લુપની મદદથી કોઈ એક નમ્બરનું ગુણાકાર કોષ્ટક શોધો
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
httpspoken tutorialorgWhat ઇસ એ સ્પોકન ટ્યુટોરિયલ તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે
જો તમારી પાસે સારી બેન્ડવિડ્થ ન હોય તો તમે ડાઉનલોડ કરી તે જોઈ શકો છો સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ટીમ160 સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે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
જોડાવા બદ્દલ આભાર